વિજ્ઞાન છે science અંગ્રેજી છે અંગ્રેજી ધીમે ધીમે ધીમે થોડી અવળી જાય છે એના કારણે અમે બોલવા નો પ્રયાસ પણ કરીએ છીએ અને study મમા આવે એટલે પછી તો અવળી જ જાય ok તમે જે બોલવા નો પ્રયાસ કરીએ અમુક વાર અમાર અંગ્રેજી ને બધા અમાર બધા friends circle બેઠા હોય ત્યારે અંગ્રેજી માં જ અમુકવાર વાતો થતી હોય છે જેમાં થી ગણા friends પણ બઉ મજાક પણ ઉડાવીએ છીએ જેમ કે અમુક બધા ને બધા ને નથી આવડતી કેમ કે અમને ખુદ ને પણ થોડી થોડી અવળે છે તો સરસ રીતે શીખીએ અને અમે સીખવા જઈએ છીએ તમે પણ સીખતા રેજો ok અને જે study વાત કરીએ study અમારું જે છે એ બઉ જ સારું ચાલી રહ્યું છે અને એમાં તમ એમાં અમારે જ છે એમાં જે teachers જે છે અમારા એ અમને બઉ જ સારું ભણાવી રહ્યા છે અને એમાં જઈ ને મેં અમારી બઉ જ સારી રીતે જ study છે એને આગળ વધાવી રહ્યા છે

તેમાં અમને બઉ જ આનંદ આવી રહ્યો છે અને અમે ભણી પણ રહ્યા છીએ સારી રીતે કે ને જે study માં કઈ progress માં problem આવે અમે એના માટે અને એમાં આગળ ની વાત પછી કરીશું ધન્યવાદ ભાવ વધારા અને ગ્રાહક જાગૃતિ ભારત ની ઘણી આર્થિક અને સામાજિક સમસ્યા પૈકી ની એક સમસ્યા ભાવ વૃદ્ધિ ની છે અર્થ તંત્ર માં તમામ ક્ષેત્રે ભાવ માં સતત અને એક ધારા ઊંચા દરે થતા વધારા ને ફુગાવારૂપી ભાવ વધારો કહે છે જે એક સમસ્યારૂપ છે પરંતુ સ્થિરતા સાથે થતો ભાવ વધારો એ અર્થતંત્ર માટે પોષણરૂપ છે સામાન્ય રીતે ભાવો વધતાં યોજકો કે ઉત્પાદકો નો નફો વધે છે નફારૂપી અણધાર્યા લાભથી તેને નવા ઉત્પાદકીય સાહસો શરુ કરવાની તક પુરી પડે છે ઉત્પાદન ખર્ચમાં થતો વધારો ભાવવધારા કરતાં ઓછો હોવાથી નફાનો ગાળો વધે છે તેથી તેને નવું મૂડીરોકાણ કરવાનું પ્રોત્સાહન મળે છે પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિઓ વધે છે ઉત્પાદન વધે છે રોજગારી વધે છે ઉત્પાદકો કે યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારો ને વેતન વધારે રૂપે ચૂકવે છે આમ સૌની આવક વધતા ખરીદ શક્તિ માં વધારો થતા વધુ ચીજવસ્તુઓ નો વપરાશ કરવાં પાછળ નાણાં ખરચવા થી તેનું જીવનધોરણ પણ ઉંચુ આવે છે આથી આર્થિક વિકાસ ની પ્રવુત્તિઓ વેગ પકડે છે આથી કહી શકાય કે સ્થિરતાનાં સાથેનો ભાવ વધારો આર્થિક વિકાસ ની પૂર્વ શરત છે જયારે અર્થતંત્રમાં બધીજ ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવસપાટીમાં એકધારી રીતે અને સતત ઉંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોઈ છે ત્યારે તાત્કાલીલ ચીજ વસ્તુઓ અને સેવાનાં કુલ ઉત્પાદન વધતું નથી પરંતુ નાણાંનો પુરવઠો ઝડપ થી વધે છે આમ ખુબ વધારે પડતું નાણું થોડીક જ વસ્તુઓ ને પકડવા પાછળ દોડે છે એવી ભાવવૃદ્ધિની પરિસ્થિતિ ને ફુગાવાજન્ય પરિસ્થિતિ કેવાય છે ભાવો થતી મોટી ઉથલપાથલો ખર્ચ આવક અને ઉત્પાદનના સાધનોની કિંમત ની ગણતરી ને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠા ને અસ્તવ્યસ્ત કરીને અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જે છે ત્યારે ભાવવૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય હોતો નથી ઘણી વાર વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોવા છતાં બજારમાં સામાન્ય પ્રજાની જરૂરી ચીજવસ્તુ કે સેવાના ભાવોમાં વધારો જોવા મળે છે જયારે અન્ય ક્ષેત્રોમાં ભાવો સ્થિર કે ઘટવાનું વલણ ધરાવતા જોવા મળે છે ભાવવૃદ્ધિનાં કારણો ભાવવૃદ્ધિ માટેનાં મુખ્યત્વે બે પ~પરિબળોમાં અર્થતંત્રમાં ચીજ-વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો ન થઈ શકવાના પરિણામે અને બ તેની સામે દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે તે માટે નીચેનાં કારણો જવાબદાર છે એક નાણાંના પુરવઠામાં વધારો અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં ત્રણ રીતે વધારો થાય છે ખાદ્ય પુરવણી દ્વારા એટલે કે નવાં નાણાંના સર્જન દ્વારા નાણાંના ચલણવેગમાં વધારો એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધે શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે લોકો પાસે આવક વધે ખરીદશક્તિ વધે ચીજવસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વધે પરંતુ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી તેથી ભાવવૃદ્ધિ થાય છે સરકારને યોજનાકીય અને બિનયોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાધ પુરવણીની નીતિ દ્વારા નવાં નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે સરકારના વહીવટી ખર્ચા બિનયોજનાકીય ખર્ચામાં સંરક્ષણ ખર્ચામાં થયેલ વધારો કે વિવિધ કલ્યાણ કારી યોજનાઓ અને મેળાવડાઓ ઉત્સવોના ખર્ચાથી જાહેરખર્ચ કે ખાનગી ખર્ચમાં વધારાથી બજારમાં નાણાંનો પુરવઠો એકદમ વધે છે જે ખરીદશક્તિને વધારે છે જે ભાવસપાટીને ઊંચે લઈ જાય છે આમ ખરીદશક્તિમાં વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે સરકારના બિનયોજનાકીય ખર્ચાથી બજારમાં ચીજ વસ્તુઓ કે સેવાના કુલ ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી

પરિણામે ખરીદશક્તિ વધતાં કુલ માંગ વધતાં અને સામે કુલ પુરવઠામાં વધારો ન થતાં સરવાળે ભાવ વધારો જન્મે છે આમ ભાવવધારો એ નાણાંના પુરવઠામાં થયેલ વધારાનું પરિણામ પણ છે અને કારણ પણ છે

સસ્તી લોન કે ધિરાણ સ્વરૂપે પ્રજાના હાથમાં નાણાંના પુરવઠામાં વધારો કરે છે જે ચીજવસ્તુઓની માંગ પર દબાણ લાવીને ભાવમાં વધારો કરે છે વસ્તી વધારો ભારતમાં સરેરાશ એક પોઇન્ટ નવ ટકાના દરે વસ્તી વધે છે ભારતની કુલ વસતી બે હાજર અગ્યારમાં એકસો એકવીસ કરોડ નોંધાઈ હતી બે હાજર એક થી દેશની કુલ વસતીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુઓ કે સેવાની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે વસ્તુની અછત સર્જાતાં ભાવવધારો જન્મે છે નિકાસમાં વધારો વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજ વસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારમાં ઉપલબ્ધતા ઘટે છે અછત સર્જાય છે માંગ સામે પુરવઠો ટૂંકો પડતાં ભાવમાં વધારો થાય છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે તેથી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે છે અંતે તે વસ્તુની કિંમત વધે છે બીજી બાજુ ઉત્પાદિત વસ્તુના ગ્રાહકો એ કામદારો કે પ્રજા છે તેઓ ખરીદશક્તિ ઘટતાં વેતનવધારાની માંગણી કરે અને તે સંતોષવામાં આવતાં ફરીથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય જે ફરી ભાવવૃદ્ધિમાં પરિણમે છે આમ ભાવવૃદ્ધિનું વિષચક્ર ચાલ્યા જ કરે છે બિનનોંધાયેલ નાણાંનું ચલણ કાળું નાણું, સરકારને ચૂકવવાપાત્ર થતા કરવેરામાંથી બચવા કેટલાંક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી

આ કાળું નાણું ધરાવનારા લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે

પેટ્રોલિયમ પેદાશો રાસાયણિક ખાતર વગેરે કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે જેનાં કારણે ભાવ વધારો થાય છે આમ, સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે કુદરતી પરિબળો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ધરતીકંપ રોગચાળો જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ તોફાનો હડતાલ કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવાં માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે અને તેની પુરવઠા પર વિપરીત અસર પડે છે પુરવઠો ઘટતાં તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર રહેવાથી ચીજવસ્તુની માંગના દબાણથી ભાવસપાટીમાં વધારો થાય છે દાણચોરી સંગ્રહખોરી અને કાળાબજાર કેટલીક વખત આયાત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાતો પર નિયંત્રણ કે નિકાસના પ્રતિબંધના લીધે જકાતચોરી કરવાના ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવવધારાનો

વેપારીઓ ભાવ નિયંત્રણ શા માટે સતત ભાવવધારાની અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. જે અસરોથી બચવા ભાવનિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે, ભાવવધારાથી થતી અસરો નીચે મુજબ ટૂંકમાં સમજશું સમજીશું ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો ખરીદશક્તિમાં વધારો ચીજવસ્તુઓની માંગમાં વધારો વસ્તુના ભાવમાં વધારો એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે ગરીબો અને મધ્યવર્ગને જીવવું દુષ્કર બની જાય છે ભાવવધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે નવા ધંધાઉદ્યોગો રોજગાર અટકી જાય છે વિદેશી મૂડીરોકાણ ઘટે છે આયાતી વસ્તુઓમાં વધારો થતાં હૂંડૈયામણ ખર્ચાય છે જે નવી સમસ્યા સર્જે છે આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે અછત સર્જાય છે પ્રજાનું જીવનધોરણ કથળે છે ગરીબો વધુ ગરીબ બને છે દેશમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતાં તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતાં અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતાં અને આયતો વધતાં હૂંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે આયાત નિકાસમાં અસમતુલન સર્જાય છે ભાવ વધારાથી ગરીબ કે મધ્યમવર્ગનું જીવનધોરણ કથળે છે જરૂરિયાતો પૂરી કરવા ચોરી લૂંટફાટ હત્યા ગુનાખોરી સટ્ટાખોરી સંગ્રહખોરી નફાખોરી કાળાબજાર ભ્રષ્ટાચાર આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે સમાજનું નૈતિક અધઃપતન થાય છે આમ ફુગાવારૂપી ભાવવધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે તેથી ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાની ખાસ્સી જરૂરિયાત છે ભાવવધારાને નિયંત્રણ લેવાના ઉપાયો અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતું રહે છે જ્યારે ચીજ વસ્તુઓ સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી તેથી ભાવવૃદ્ધિ સર્જાય છે નિયંત્રણ માટે સરકાર પગલાં ભરે છે નાણાંકીય પગલાંઓ ભારતની મધ્યસ્થ બેંક અર્થતંત્ર નાણાંનો પુરવઠો ને

શું કરે બે? બસ આ blog edit કરીન બેઠોં હું લ્યા બસ આ તો પેલા મુન્નાના લગનમાં આયા ક અમે બધા ભેગા થ્યા ક

મુ કીધું લાય તન phone કરીએ વળી

તન આમંત્રણ નતું આલ્યું

તન આમંત્રણ નતુ આલ્યું મુન્નાએ? આલ્યું તો અતું પણ રજા મળવી જોઈએ ન ક લ્યા company મથી આબબું પડ ક તાર યાર ભાઈબંધ હતો તો યાર અલા પણ રજા ના આપી ક ભઈ emergency વગર રજા ના મળ આ તો થોડી emergency કેવાય લગન એ વાતય હાચી ગમે ત્યાર ઘેર કોક બીમાર બીમાર થાય ન emergency પડ તો પહી જલ્દી રજા ના મળ એ અન મું તન શું?

તન ચેટલો પગાર આલ યાર એમ

સાડા સોળ cut off cut off થઇ ન બાર તેર આથ મ આવ

અન આ જંબાના તો કોય કપાતા નહીં એટલે એમાં કપાય જાય બધું એમ હમજી લે ન બધું cutoff થઇ ન બાર તેર હજાર હાથમાં આવી હાડા બાર હાડા બાર હાથમાં આવી

હાડા બાર થી તેર અન બાકી કોય ખાવાનો ખર્ચો થતો નહીં માર હવ PG માં જવાની ઈચ્છા છે અવ બુનના ઘેર અતો તે અવ PG માં જવું સ. બેન ન તો આપડ પૈસા આલવા પડ બેન ના પાડ સ લેવાનું નઈ તો મુ તો પાંચ હજાર પાંચ હજાર રૂપિયા આપી દઉં દર બરાબર ચાલ લ્યા એતો હાચી વાત સ અવ બેન ના પાડ સ ના ભઈ તારા પૈસા નઈ જોઈતા ઈમ જીજાજી એ ના પાડ સ બરાબર બરાબર અવ ઓમય એક બે દોસ્તારોય આવવાના હી તે PG માં shift થવાનો હુ તો તારીય વાત કરુ company મા જો તારું થઇ જતું હોય તો આપડ ચાર જણા જતા રહું PG માં હમ આપડે ચાર જણા જતા રેવાય ચાલી જાય બરોબર ક PG location સારું સ આપડ પાસુ

બધા દોસ્તારો રેહુ પસી room માં યાર

એટલે ઈચ્છા તો એવી જ છ ક જતો રઉ હવ વાત હાચી તમે બધા આવતા હશો તો room નું કોક કરશું management હઓ એ જ ન લ્યા બીજું તો હું પછી મહિનો મહિનો PG માં રઈન personal room રાખવાની ઈચ્છા તો હ લ્યા પણ લ્યા bachelors ન જલ્દી room નઈ આલતા એ લોકો એ તો હોય જ પેલો આર્યનના ઓળખી હી તું દરજી તમાર ગોમ નો હ ન એટલ ઈન મોમો પોલીસમાં અતા ન ઓય તે ઈયોન હારી એવી ઓળખોન સ એટલ એરાયે કે તા ક કરી આલસી એમ અર્યાનયો કે તો તો ક માર મોમો room તો ખોરી આલ દેહી ઈમ એતો નકર તાર પેલા નિખિલ ન ઓળખી હ હ હ બાદશાહય હા એ માર ભાઈબંધ હ ખાસ

એટલે એરોયે SP office માં બેહ અમદાવાદ

એટલ તાર setting કરાવવું હશે તો કરાઈ આલે પણ આ તો કેવું ખબર હ ભાઈ

કરાવું ન તમે પહી ફરી જો આ ઓમ હ ન તેમ હ એટલે ભાઈ મ મન નહીં ગમતું હાચી વાત તન કઉં જો એ તો ભાઈ એલા એટલા મોણસોય થવા જોઈએ ન તે એકલા ન તો મન થોડું પોહાય? એ વાત હાચી પણ એમ કે ભાઈ મું સંબંધ ખાતર બોલાવડાવું ન પહિ તમે ફરી જો તો ના ચાલ યાર પહી ના ના એટલ આ તો file થવા દે બધું હજી પણ ચેટલા જણા થઇએ છીએ તૈણ ચાર જણા થતા હોય તો ચાલ લ્યા હમ ન ક બાકી યાર બાદશાહ ય મન ખૂબ કોમ આવ સ ના બાદશાહ તો કોમ આવ જ છ મુ તન એ કઉં તૈણ ચાર જણા થતા હોય ન

મું નટુડો ન અમ બધા ગાડી લૈન જ્યા અમદાવાદ બરાબર

એટલ એમ ચેવું થ્યું ખબર હ

એટલ પસ મેં ગાડી લીધી wrong માં

એટલ પોલીસવાળા એ પકડ્યા તો અમદાવાદ મ તો તમોન કુણ ઓળખ યાર ના વાત હાચી સ license અતું ગાડીનાં કાગળિયાં બધું અતું

પણ તોય અમદાવાદમાં તો આપડોન કોય ઓળખ ના ક યાર

એટલ પેલા મતલબ બધું વસ્તુ માગતા license ને બધું આલ્યું કાગળિયાં આલ્યા પસી થોડું કે અજી ભાઈ ઓમ હ ન તેમ હ દંડ આલવો પડશે આંમ ન તેમ પછી phone કર્યો બાદશાહે એન

બાદશાહે એમ કીધું ક ભઈ SP office મથી બોલું ક પછી પેલો કે PI કે ચમ એ એવી હું જરૂર પડી ક SP office માંથી phone કરાયો કીધું તાન મન કીધું કીધું તો હતું યાર કીધું જવા દો યાર ખોટા નાટકો ના કરો તરત બી જ minute માં તો કે હા હા સાહેબ જતા રો લ્યો બરોબર હ એટલ બાદશાહ કોમ તો આવ ભઈ ખુબ કોમ આવ ના ના વાત હાચી બાદશાહ નો પગાર ચેટલો હ લ્યા

બરોબર હ અન એતો ગૉધીનગર રેહ ન પાસો ગૉધીનગર જ રેહ અમદાવાદ quarters માં રતો તો ન પણ અમદાવાદ quarters મળતું તું પણ એન રેવાનું તું ગૉધીનગર, અમદાવાદમાં ના રેવાય લ્યા

ના allowance નહીં મળતું

અન ઈન ભઈ એ ઈજ સ? હઓ ઈન ભઈ ન બધા ભેગા

એ જ ન બે ભઈ ભેગા રી

બરોબર તો પણ ઈન તો પપ્પા મરી ગ્યા હી ક લ્યા હઓ ઈન પપ્પા off થઈ ગ્યા તો પહી ક બિરેનયો કમોય કેવી રીતના ઘેર ખેતર હી ઈયોન?

એવો બે ભઈ કમાતા હસી ન આવ તો તો તો બરોબર હ અન પેલો મોટો ભઈ હું કર હ એતો ઘેર cutting કર સ

એ ય હારું કમાય હ તો બરોબર હ લ્યા હેં ન માશયાં ન તો કોમ માશયાંનાં લગન વચ્ચે અતા મું આયો તો લ્યા ઓવ લગનમ મુંય આયો તો ન એટલ માશયાંએ મન કીધું તું કે આ આવ નઈ તો કદી બોલવું નઈ એમ કે તો ઓવ લ્યા ઓમ સોકરું હારું એરયું પણ ઓમ

અ ન પેલા અશોકભાઈ સાહેબ મળી ક નઈ મળતા ઓવ ઓવ મળ સ ન એટલ કઈ મળ્યા તા તન છેલ્લીવાર માશયાં ન લગનમાં જ મળ્યા તા છેલ્લ તો એટલ મું તન ઈમ કેતો કે માશયાંન બૈરું કોક પણ સરકારી નોકરી અતા એવા સમાચાર મળ્યા એમ શીખર નોકરી કર હ કોક પાકી ખબર નઈ મન હવ

nursing staff મ ક ઈમ કોક મ હ

બરાબર Government Government હ યાર ઈમ મતલબ Government એટલ આ GATE clear કર નાંખું તો પહી direct ONGC માં ન ઈમાં સીધો લાખ ઉપર પગાર જાય તું તો ના નતો પડતો અમ માર તો teaching line મ નહીં જ જવું પણ ટી ONGC એટલ થોડી teaching line હ ONGC ની એ ના આર્યું SET ની તૈયારી કરી એટલે કઉં હું અરે GCAT ખાલી એક step હ લ્યા હમ ન કે અમર Bed કીધું તીયે Bed એટલ ના કર્યું ઇયાર Bed તો આ દ નેનાં સોકરાં ભણ બારમુંય Bed મ લ્યા GCET માં તો professor બે કલાકનું જ lecture હોય પણ મૂળ તો ભણાબબાનું થ્યુ ક લ્યા

હા એ તો જોઈએ આપડ પાસ થઇ જવા દે એ વાતય હાચી ન ક આતો તું તો ખાલી કઉં હું લ્યા ક તું Bed નું ના નતો પડતો કે માર Bed નહીં ક

એ વાતય હાચી GSET એટલે આ તો ખાલી એક step માટ હું તૈયાર કરું બાકી main તૈયારી તો મારી GATE ની જ છ ક પેલા GSET clear કરું થાય કે નહીં થાતી એ જોવાનું હ પેલા પહી GATE ઉપર જવાનું બરાબર બરાબર

JRF Junior Research Fellowship જે NET NET આલેલી હોય ન જેને એ NET વાળા જે students રયા ન અન એક તો બીજી વસ્તુ તન કઉ મું GSET ચમ કરુ હુ ખબર હ તન માર PhD કરવાની હ બરોબર હમ મું GSET કરું ન તો માર PhD માં direct admission મળી જાય અન અઢાર હાજર રૂપિયા stipend મળ મન બરાબર બરાબર